અને business માં એવું નાં હોય business માં તો તમે કેટલા માણસો ને તમે તમારું જે product છે એ પહોચાડો છે એ એના પર depend હોય તમારી supply san કેવી છે તમારી advertisement કેવી છે કેવી રીતે તમે advertisement કરો છો કે તમે જે customer એના એનું behaviourcostemer behaviour કેવો છે એ પ્રમાણે તમારા product ને sale કરો છો એ બધું આવે જેટલી તમે એના પાછળ મહેનત કરો છો એ તમને એટલું return job માં એવું કઈ નાં હોય તમને fix salary હોય એમમાં તમે તમને કામ કરવા નું પછી તમે ગમે એટલી time મહેનત કરો એ પછી જ્યારે તમારું promotion થાય ત્યારે એમાં થોડા ગણું જ વધારો થાય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 હા એ વાત સાચી અને job માં શું એકંદરે તે ને પેલું બી રે presser રે company નાં boss નું કે તમારે આજ નાં આજ નાં day માં આ task પતાવવા નના per day તમને એક task sign થતો હોય કે આટલું કામ તમારે આજ કરી ને જ આવા નું તો એ related થોડું ત્યાં difficulty બી આઈ સકે આમ

તો બી તમારે તમાર અ sir ને પછ્વું પડે કે sir હું બે ત્રણ દિવસ job માટે day લઇ સકું ખરા અને કોઈ અ એના માટે બી તમારે permission લેવી પડે જ્યારે business માં એ બધું નાં હોય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 હા સાચી વાત કરી નફો ને ખોટ બન્ને પોત્તે જ ભોગવવું પડે હા નફો અને ખોટ બન્ને ભોગવવું પડે job કોના માટે છે job એક time માટે સારી જ્યાં સુધી તમે સરુઆત માં વીસ management કરવા નું નાં શીખ્યા હોય ને જ્યાં સુધી તમને risk management લેતા નથી આવડતું ત્યાં સુધી તમે secure રેવા માંગતા હોય તો job કરો no doubtbut એમ લાગે કે નાં એક time

બરોબર પોતાની saving નાં પાંચ થી દસ ટકા કે વીસ ટકા business ઉપર રાખીશું જેમ કે તમે એક લાખ ની salar કમાતા હોય મહીને તો વીસ હજાર business investment માટે side માં મુકો તો આ પાંચ વર્ષ સુધી તમે job કરી અને વીસ વીસ વીસ હજાર રૂપિયા saving કરી ને એક amount ભેગું કર્યું અને એનો own તમારો business develop કરસો તો થોડું ગણું risk લીધું secure તો job હતી જ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 બધી પછી job job સાથે જોડાય છે કોઈ company સાથે જેમ જોડાય છે તો એ શું ગમે તેટલી મહેનત કરશે એ ગમે એટલી વાર કરશે તો શું એ બધી પોતાની જે એ જે experience

એને તો પોતાની salary છે એ મળી જશે પણ એની જે વધુ benefit છે એ બધું company પાસે એ જશે અને એ એટલી જ knowledge અને એટલું જ પોતાની પાસે જે કઈ knowledge છે પોતાના business માં જ્યારે ખર્ચ કરશે ને ત્યારે આખો એ જે revenue થશે ને એ પોતાની થશે એ કોઈ નો નહી થાય એ શું પછી હા હા સાચી વાત કીધી તમે જેમ કે તમે તમારી જ skil નો use કોઈ બીજા ના sucsess માટે કરી ર્રાહ્ય છો એના કરતા તો તમે તમારા skil માં improvement લાવી ને પોતાના પર ખર્ચો તતો life માં બની સકે કે તમે આજે જે position માં જે સ્થિતિ માં હોય એના કરત ten x multiple condition બી તમે જઈ શકો જો તમારું એવું સારું એવું skil develop થઇ ગઈ અને business માં તમને આવડત આવી ગઈ અને તમારો business grow કરી ગયો તો તમને બી business માં તમને કોઈ growth કરતા રોકી નાં સકે હા એક દમ ખરી વાત કરી મેં ઘણાં બે ત્રણ business જોયા સારા એવા તો એ લોકો એ ગણો basic base level થી સારું એવું ultimate કર્યું જે લોકો દસ દસ હજાર ની નોકરીઓ કરતા જે પોતાની ખુદ ની development ની company ઓ ખોલી ને બેઠા છે મતલબ એ લોકો ની મેં છે ચા થી સાત વર્ષ માં live જોયેલી છે તે ઘણાં ખોટાના ઘણી જગ્યા એ મજુરી કરી ગણી જગ્યા એ ઓછી salary માં experience લીધો આજ ની તારીખ માં experience બી એટલો જ જરૂરી છે business growth કરવા માટે ને બધે થી સીખી ને આજે ખુદ ની company ઉભી કરી રહ્યા છે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 career બનવવા માટે નો રસ્તો છે job કરતા સારો છે અને job એવા લોકો માટે છે જે secure રેવા માંગતા હોય પોતાની family ને લઇ ને તો job એ લોકો માટે છે હા હા છે job બી job ગણા લોકો શું કરતા હોય કે job એ કરતા હોય ને business એ કરતા હોય job સેના માટે કરે તમે કેટ હતા ને experience scane કરવા માટે હતો experience એ સમજી લો કે ગમે તેવી particular company છે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 . જેમ કે ગણી it company થઇ ગઈ તો એમાં શું કરે કે જે job એ experience scane કરવા એ job કરે of time job કરે એમાં અને પછી પોતાનો જે plan છે પોતાની . અ પોતાની જે શું કેવાય company ઉભી કરે અને પોતાની જ આખી team બનાવે અને પોતાનો business પોતાનો start કરી દે તો એમાં એ કઈ ખોટું નથી job job માં એ ખોટું કઈ નથી

એ વાત સાચી but આજે મેં તમને એટલે call કર્યો હતો કે આપડે job અને business માટે તો ગણી વાતો કકરી લીધી but મારે આજે call કરવા નું એક જ કારણ હતું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 . તો નાનું એવું business નું startup છે it develop ની company નું opening કરી રહ્યા છીએ દસ એક બાર hire કર્યા છે developer ઓ તો નાનું એવું startup કરીએ છે

અરે એક દમ જરૂર જરૂર આવીએસું ઋત્વિક ભાઈ ok ok સારું તાનેભલે ભલે હા નમસ્કાર હું હર્ષ અંજારા alesitek સંયોજન માછલી જેવા વસી જેવા ત્રણ કે તેથી વધુ કાર્બન પરમાણુ ધરાવતા પાર્થીમિક ems સંયોજનો પવાહી છે તેના જેવું ઉચ્ચતર એમાં સંયોજનો હોય છે સામાનીય રેતે અનીય એમાં સંયોજનો અવનિયો હોય છે પરંતુ સંગહ દરમિયાન વાતાવરણ પરંતુ હરને તે રંગીન બને છે સામાનિયા કાર્બન સખીયા ધરાવતા આર્થિક અને તને અનુરૂપ પાર્થીમિક સંકલન બીડું હોય છે કારણકે એમાં રહે લો બન હોવાથી તેમાં અલ્કેન તેમાં અતરણ પ્રબળ હોય છે પાર્થીમિક આલકાય હોવાથી એમાં કાર્બેન સખીયા વધે છે તેમ પરમ બેઈંદુ છે કારણકે કાર્બન ની લબાય વથતા બે બીડું ની વચ્ચે પાથ માં વાથરો થાય છે પરિણામે અંતર વધે છે સમાન અનીય સૂત્રો ધરાવતા અલકાય ઉચ્ચ ધરાવતા બિદું વધે છે પાર્થીમિક ઉચ્ચ બિદું ધેટ છે કારણ કે પાર્થીમિક એની સાકાવો બધરીનીય આવતા હછે એ મુક્ત અંદર આકર્ષણ કહે છે

ઓછા સમીડે હોય છે તદ્ ઉપરાંત અતરીનીય એકસ્રીનીય આલ્કોહોલ થતો હોય છે આથી એમાંથી ઉત્કળ ન બિદું એનું બિદું કરતા ઉંચા અને તાના આલ્કોહોલ કરતા નીચા હોય છે એટલે કે ઉકલેન બિદું નું પાર્થીમિક એમી આલ્કોહોલ તરીકે ઉત્કલન બિદું એથેમન અને ઈથેનેમ પાર્થીમિક અને અતારણીય બિદું હોય છે તદુપરાંત એમઈમાં ન હોવાથી અંત રેણીય હમિએ હોય છે

એમના એ કારણે પાર્થીમિક ઓજારો કપિલ જેવા કે દર્શાવે છે સોડિયમ ને વાતાવરણ માં ગરમ કરવામાં આવે છે સોડિયમ ના પરમાણુ સપાટીમાં જમા થાય છે તે સપાટીમાં અને પરમાણુ અનેનાકલાગે છે આ સોડિયમ પરમાણુ માં અયન બનવાથી એલેટોનીયુક બને છે આ છૂટો પડેલો એલેટોનીક અને એનો સ્થન ગોથી લે છે અને પરિણામે સોડિયમ વાથરો કરાવે છે આ વાયુ એટોમીક ધરાવે છે એમાં કહે છે એલેટીક ના કહે છે આ રાગ ના તાના ઉપર પડકાર રૂપ લાગે છે

ધાતુ વધારા થવાથી અત્રિનીય વધારો થવાથી હોય છે વલણ વોવાથી હોય છે અને તેવો ફૂર રાગના હોય છે એક માં વધારો હોવાથી અને તેમાંથી અને બને વાથરાના કારણ કે કામ કરવા ઘટે છે અત્રેને અને પરોક્ષ ઘટે છે આવા ઘણા જેમના તેમના મુજબ બનાવમાં નિષ્ફળ છે તે પમાણે હોય છે તે ધરાવે છે આવે જ રેતે એક નામના મળી આવે છે ઉનાળામાં હોય છે એમાં બેન્ડ માં કરવામાં આવે છે જરૂર હોય છે આયોને એમ કરતા છતાં તેવો ધુછેત કરે છે વધુ હોય છે અતેયાર સુધે જાગીયા કરી છે કેમ કે તેના ઉંચા પમાણમાં તેમ તેના કાર્બન પધાત હોય છે જોવા મળેય છે તેમાં જે સારો હોય છે જે તમને પથિકશાહ કરે છે તેમને ઉભો કરવું પડે છે તેથી તેને જલદે કરવું પડે છે અને પછી પુન કરે છે જીવન પનાલે સામે કરી રહી છે વધુ પડતુ કરે છે જીવન પાણાલી આ છે કે વધુ પડતું હોય છે નવી પાણાલી માં થી થાય છે કે તેમને વિજ્ઞાન સેતરમાં આવે છે તે પાણાલી જુદા જુદા સળે આવે છે જે વા કાર્બો હેડેટ એસિડ લેકવેદ બનેલ હોય છે કાર્બો હેડેટ ના સંયોજન થી ઘટાડો આવે છે તેના એ બીજાના કિયા કરે છે તેવો આદરીનીય કરે છે આઉં કરે છે જુદા જુદા કાર્બો હાઇડેટ ના સંયોજન થી એટલે કે સમીક્ષા આ જીવન એનુંવો કેટલા કે બાધરન કરવામાં આવી

અતેયારે તમનાં દારા બરાબર નામે છે અને ટવો કાર્બન હેડેટ કરવામાં આવે છે તેમનો હાઈડેટ ગણવામાં આવે છે ઉદાહરણ તરીકે ગુલોકજ ના પાણી ના છે હમ જો આ સામાન્ય સૂત્રો સાથે સંગઠીય બધા કાર્બનો રજુ કરી સકાતા નથી ધાતુ ઓ ઘન તેમજ દિલ વ્યવસ્થા માં વિદ્યુત નું વહન કરે છે ધાતુ ઓ ની વાહકતા પ્રતિ પરમાણુ ઓ સંયોજકતા ઇલેક્ટ્રોન. વિદ્યુત નું વહન કરે છે ધાતુઓની વાહકતા પ્રતિ પરમાણુ ઇલેક્ટ્રોન ની સંખ્યા પર આધાર રાખે છે ધાતુ પરમાણુ ની પરમાણ્વીય આણ્વીય ઉત્સર્ગ કરે છે

ની વચ્ચે હોય તો તે ઈલેક્ટ્રોન શકશે નહિ અને તેવા પદાર્થ ની વ્યાખ્યા ખુબજ ઓછી હોય છે અને વર્તુળાક દર્શાવશે અર્ધ વાહકોની બાબત માં સંયોજક અને કેટલાક ઈલેક્ટ્રોન વાહકો તેના માં ઉડી જશે જે અર્ધવાહક દર્શાવે છે આ આર્ધવાહકો ની વિદ્યુતતા વાહકતા ઓમાં વધારો કરે છે કારણ કે ઈલેક્ટ્રોન વાહક ના બંધ ને દર્શાવે છે. આતરિક અર્ધવાહકો કહેવાય છે. આ આતરિક અર્ધવાહકો વાહકો ના પ્રાયોગિક ઉપીયોગીતા માટે ઘણી જ ઓછી હશે અને તેમના મતે શુદ્ધ પ્રમાણ માં ઉમેરેલી વધારી શકાય છે આ પ્રક્રિયા ને ડોપિંગ કહે છે. ડોપિંગ સિલિકોન, ઝેરમેનિયમ જેવા આંતરિક આંતરિક વિધુત નું વહન કરે છે મોટા ઓ ને કામ કરવાનું એટલી બધી આ પાસ નું ચિતંન કરે છે. ને ખાલી વાહક માં વ્યક્ત થાય છે ઇલેટ્રોન ક્ષત્રે લાગુ પડવા વિદ્યુત ક્ષત્રે વહે છે ને ધાતુ વાહક માં દર્સાવે છે જે ભરાયેલા સંયોજકો પોતાના પછી આવતા અને નહિ ભરાયેલા ટેગ ની વચ્ચે ની જગ્યા હોય તેમાં ઈલેકટ્રોન તેમાં કૂદી શકે નહીં તેવા વાહક ખુબ ઉંચુ હોય છે. જેથી કરીને તે બોવ ખુબજ ઉપાસનતા પછી આ પ્રકાર ની વ્ય્વસ્થા પૂછાયેલી વિદ્યુત નું વહન કરે છે ધાતુ ઓ માં ઇલેટ્રોન પાર આધાર રાખે છે જેથી તમારે સહ સંયોજક બન બનાવે છેજે કાર્ય માટે પહેલા વિદ્યુત ને ને વિભાજીત કરી શકાય છે આર્ગે નવા વિદ્યુત માં વિભાજીત કરી શકાય છે અને કાર્બો હૈટ્રિડ જેવા નું રિસૅક્સન કરે છે. નિષ્ક્રરા કહેવામાં આવે છે પછી તે ગળા હલાવે છે અને બધા તેને ખાઈ શકે છે જીડીશુ સંકર કહેવાય છે બધા મનુષ્યો સેવન કરિયા પછી આયોડીન લે છે અને હોય છે વાયુ પ્રવાહીમાં દ્રવ્ય નું તાપમાન માં વધારો થતારો છે અને ઓગાળવા દે છે ત્યારે વાયુ ઓ નું પ્રવાહી કરવા માં આવે છે મિલેંન પ્રક્રિયા નિસકન સાથે સરખાવીએ શકીયે છીએ અને પ્રક્રિયાનો ઉષ્મા અનુભવે છે આપણે પેલા વિભાગ નો અભ્યસ કરીયો કે મિલાન પ્રકિયા ગતિમિષ્ઠ પ્રક્રિયા સમાવિષ્ઠ કરે છે અને તેને અનુસરવું જોઈએ જેને ઉષ્મા ક્ષેપક પ્રકિયા કહે છે તાપમાન માં વધારો સાથે. પ્રવાહી એ દ્રાવણો માં કરવમાં આવે છે ત્યારે વેચાય છે દ્રાવ્ય ઘરનું પ્રવાહી એ ગંદુ હોય શકે છે પ્રવાહી માં વાયુ ના દ્રાવણો કરી ચૂકયા છીએ આ વિભાગ માં ઘન ના પ્રવાહી માં પ્રબંધ કરતા આવ જ દ્રાવણો વધુ બસપોસર્જન કરાવતા હોય છે સામાન્ય રીતે દ્રિ અંકિત દ્રાવણો એટલે પ્રવાહીમાં વિભાજીત કરી સકતા હોય છે. આપણે બે બાજુ થી પ્રવાહીઓ ને ધ્યાન માં લઈએ અને બે ખટકો ને બને ઘટકો બાષ્પીભવન પામશે અને તે સંજોગોમાં બાષ્પીભવ થશે. વધુ ઉંચાઈ ની કરતા ઓછું હોય છે આ વધુ ઉંચાઈ પાર રહેતા પર્વતારોહણ માટે ઓકસીઝન ની સાંદ્ર તરફ દોરી જાય છે અને ઓછો ઓકસીઝન માટે નબળા બનવા માટે સપષ્ટ વિચારી શકાય નહિ. છતો માં કાંડ ઉમેરીએ છીએ આ એક શિવ ને તરીકે ઓળખતી બીમારી છે અને જે ઓગળવા આવી છે નમસ્કાર થેક યુ.

હા હું પ્રેસ્ટીજ માંથી મોનિકા રોય બોલી રહી છું. આપની શું સેવા કરી શકું છું હા સર તમે તમારી સમસ્યા મને જણાવી શકો છો બોલો તમને શું પ્રોબ્લેમ થઈ છે

તમે એના ઉપર કંઈ ગરમ વસ્તુ મૂકી હયસે તમે પહેલાં તો એ મને ક્યો કે તમે ઓનલાઇન ખરીદી કરેલી છે કે અહીં આવીને ખરીદી કરી છે હા હુ તમને એ જ પૂછું છું કે અમારા શોરૂમે તમે આવેલા છો કે અમે ઓનલાઇન પણ મુકેલી છે અમારી પ્રોડક્ટ બધી તો તમે ઓનલાઇન ખરીદી કરેલી છે મે એટલે જ તમને પૂછ્યું એમ Ok sir અને તમે મને એવું ક્યો છો કે તમારા ગ્લાસમાં ડેમેજ છે અત્યારે તડ પડી જાય છે બરોબર હા હુ તમારું પૂરું નામ જાણી શકું છું આદિત્ય પ્રભાશંકર રાવલ એક જ મિનિટ હા સર તમે વર્ષ દિવસ પેલા ગેસસ્ટવ લીધું હતું અને આમાં તમને બે મહિનાથી સમસ્યા આવે છે બરોબર અને આયાથી પેકિંગ થયેલા ના ફોટા પણ તમને મોકલવામાં આવેલો છે અને ત્યાં આવીને મારો માણસ ઉતારી ગયેલો છો અમારી કંપની એથી અને તમને બધું સર્વિસ પણ જણાવી ગયેલો છે One thousand nine hundred forty nine ગેસ સ્ટવ આવેલો છે બરોબર Ok sir તમને તવા જ નથી મળેલા તો તે અમને કમ્પલન્ટ કરી તી ફટાફટ તમે અહી જોવા આયવા ત્યારે અમે તમને જણાવ્યું તું કે આમાં તમને બે નોનસ્ટિક તવા આવશે ફ્રી માં અમારા સાથે પણ એક વખત વાત કરી શકતા હતા ને તમે અહી આવ્યા ત્યારે કોણ હતું અહી એ મને કંઈ શકો છો હા પણ તમે જેના પાસેથી લીધું છે તમે અમારા શોરૂમ માંથી જ લીધેલું છે ને બરોબર હવે અવડો મોટો શોરૂમ છે તો અમે કેટલા બધા રાખેલા છે અહી તમે જોયું ને આમાંથી દરેક સેરી જે વસ્તુ હોય છે એની નીચે એના બિલ્સ ની નીચે એના જેવું સિગ્નેચર કરેલું હોય છે તમારા બીલ્સ માં એ ભાઈ નું પૂરું નામ પણ લખેલું છે અને એનું સિગ્નેચર પણ કરેલું હોય છે એ તમે જોઈ ને મને કહેશો કે ક્યાં ભાઈ હતા ત્યાં સેલ્સમેન નું નામ લખેલું હોય છે સેલ્સમેન નું પૂરું નામ પણ લખેલું હોય છે હા તો મે તમને એવી રીતના કીધું નથી તમે મારી સાથે કંઈ રીતે વાત કરો છો તમે જરાક વિચાર તો કરો તમે કંઈ રીતે વાત કરો છો હું ના નથી પાડતી સર તમારે પ્રોબ્લેમ થઈ છે અને તમારે પ્રોબ્લેમ જણાવી એ તમારો અધિકાર છે તમે મને ગમે ત્યારે પ્રોબ્લેમ તમારી કઈ શકો છો કારણ કે તમારું હજુ ગેસ સ્ટવ ઓફર માં છે જ

હા સર તો કાચ માં તડ છે તમારે તો એ અમે આવી ને અમે લઈ જાશું અને જો તમારે બદલવા ની જરૂર લાગતી હશે તો અમે તમને ગેસ સ્ટવ બીજો લઈ ને આપી દેશું

ના સર છે અમારા પાસે હલો ઓકે સર તમે ત્યાં જણાવેલું છે બરોબર તમે એક વખત જણાવ્યું બે વખત જણાવ્યું તો તમે અમને પણ પહેલાં કોન્ટેક્ટ કરી શકતા હતા ને તમે અત્યારે તમારો ગેસ ના ગ્લાસ માં તડ પડી ડેમેજ થયો પછી તમે એને પાછા પણ ત્યાં એને કમ્પ્લેન કરવા ગયા હવે તમને રિસ્પોન્સ ના મયલો એટલે તરત જ મને કોન્ટેક્ટ કર્યો તો તમે આ વાત મને પહેલાં પણ જણાવી શકતા હું તમારી વાતનું તરતો તરત જ સોલ્યુશન કરી આપત અને તમે એમ ક્યો છો કે અહી અત્યારે છે નઈ અમારે કંપનીમાં છે નઈ હાજર વસ્તુ પણ અમારી કંપની માં હાજર વસ્તુ અમે જે સેલ્સમેન ને આપીએ છીએ કે તમારે આટલા ગેસ સ્ટવનું વેચાણ કરવાનું છે તો એની સાથે જેટલી ફ્રી વસ્તુ આવતી હોય છે એ ફ્રી અમે એને સાથે આપી દીધેલી હોય છે એ અમે અહી રાખી ને શું કરીએ એ જ તમે અમને કહો કે અમે અહી રાખીને શું કરીએ એ વસ્તુ નું હા સર મેં તમને તમે મને કીધું એટલે કે મારા ગ્લાસમાં અમારા ગેસ સ્ટોવમાં આ રીતે ડેમેજ થયું છે એટલે મેં તમારી તરત જ તમારું નામ જાણીને જ મેં તમારી ઇન્ફોર્મેશન આપી દીધીને કે તમે આટલાની ખરીદી કરેલી છે એમાં બે નોન સ્ટીક તવા ફ્રિ આવેલા છે

સર પણ એ વેરિફિકેશન તમને ક્વેરી હોઈ તો તમે અમને કોલ કરો અમે ડીરેક્ટ પર્શનલ કસ્ટમરને કોન્ટેક્ટ નથી કરતા hello કઈ ક્વેરી છે તમારી વસ્તુ ખરાબ આવેલી છે તમે હેલ્પલાઇનમાં એની માટે કોલ કરો છો અમે હેલ્પલાઇનવાળા તો તમને ફોન નથી કરવાના hello તમને આદિત્યભાઈ તમને કેવી રીતે મળેલું છે તમારે ગેસ સ્ટોવને તમને બરાબર મળેલું છે કે નહિ તમને તમે અમને અમારી કંપનીથી સેટીસ્ફાય છો કે નહિ એ બધું અમારે પૂછવાનું આવતું જ નથી એ તમારે રીવ્યુમાં જ તમારે અમારા સેલ્સ મેનેજર સાથે જ શેર કરવાના હોઈ છે અને અમર સેલ્સ મેનેજરમાં અમે છીએ હમમ હું જાણું છુ કે અમારા સેલ્સ મેનેજરની ભૂલ છે કે એને તમારી પાસેથી કંઈપણ અત્યારસુધીમાં કઈ લીધું જ નથી અને તમને નોન સ્ટીક તવા ફ્રિમાં આપ્યા બાદ નથી કરાવ્યાને એ તમારા ગેસ સ્ટોવ લેવામાં આવ્યો ત્યારે ના સર અમારે ગેસ સ્ટોવ ફીટીંગ કરવાના કઈ જ પણ ચાર્જ લેવામાં આવતો જ નથી અને તમે મને એમ કીધું કે તમારે ગેસ સ્ટોવ ની સાથે તમે નોન સ્ટીક તવા નથી મળેલા હજી એ બાબતે પણ તમારે ખાસ કરીને આમાં તપાસ કરાવડાવું છુ મને એક વખત તમારું પૂરું નામ જણાવી આપોને એટલે હું તમને તરત જ તમારા વોટ્સઅપ નંબર ઉપર જ આ નંબર ઉપર જ તમને ફોટો મોકલી આપું છુ એ બીલ તમે જોઈ લ્યો

અરે ના સર જો તમે અત્યારે પ્રેસ્ટીજના તવા તમે જોયલા જ છે અને એ તવા અમે બજારમાં લેવા જાવ છો તો છસો થી સાતસો રૂપિયામાં બે તવા આવે છે આમાંથી એ બાદ પણ નથી કરાવ્યા તમે પ્રેસ્ટીજનો આ ગેસ સ્ટોવ લીધેલો તો એમાંથી તમને બે ઓપ્શન આપવામાં આવેલા છે આમાં જે ફ્રિ વસ્તુ આવે છે એ તમારે જોઈએ છે એ તમારે જોઈએ છે કે નથી તો જો ના જોઈતી હોઈ તો અમે તમને તેના પૈસા બાદ કરી આપીએ છીએ મને તમારું બીલ મળી શકશે હું તમને આમાં વોટ્સઅપ કરી દઉં છુ અને તમે તેમાં આ બાદ કરાવેલું નથી તમે કીધું કે હા વાંધો નહિ અમને ભલે પ્રેસ્ટીજના નોન સ્ટીક તવા આવે તો અમે તેને રાખીશું તમે એમ મને કીધેલું છે બરાબર એમાં, અને એ તમને હજુ મળ્યા નથી એનાં બદલ હું તમને માફી ચાહું છું તમારા પાસે થી અને તમારા પાસે જલ્દી થી જલ્દી આ તમામ પહોંચાડી દેવામાં આવે અને તમારા પાસે નવો ગેસ સ્ટોવ પણ પહોચાડી દેવામાં આવશે ઓકે પણ આમાં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો છે નઈ તમારા અમે કસ્ટમર માટે ઓલ્વેઝ બેઠા જ છે પ્રોડક્ટ લીધેલી છે તો તમને એના માટે કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો છે નઈ મેં તમને વોટ્સઅપ બીલ કરી દીધું છે અને તમારે ત્યારે ત્યાં જલ્દીથી જલ્દી નવું પ્રેસ્ટીજનું બધું પહોચી જશે પ્રેસ્ટીજના બે નોન સ્ટીક તવા પણ પહોચી જશે અને ગેસ સ્ટોવ પણ પહોચી જશે Thank you આપનો દિન શુભ રહે

એ તો લાઇફ માં તો એ જ હોય ને સર બરાબર.

અમે તો બસ. એ ભકતી Line મા જઈએ ફરવા બીજે તો કઈ જવા ના? બસ અલીયા અમે તો ગ્રૂપ મા ફરવા જયે. હા અમારે તો મથુરા દેવી વૃંદાવન ધામ. કયા આગળ ફર્યા તા. હમ ગ્રુપ મા જયે એટલે મજા આવે.

આપડી જિંદગી મા શાંતિ છે શાંતિ. એનો લગન. હ ગડગડિયા નો લગન છે? હ એનું ખાસ તો Time થી નક્કી થયું આજકાલ હજુ લગન નય પત્યુ? બરાબર. લગન મા? લગન મા શુ કરવાનું જમવાનું ન પછ. આલિયા ભઈ. કેરી નો રસ જ ઘરે થી લાવી ને ખવાય. કેવો બરાબર. તે કે એ તો લગન માં કેરી નો રસ જ ખાવા જાવાનો છે? એ તો.

મે એ તો લગન જલ્દી હી Arenja જ નય કરતી જલ્દી જવા માટે કંટાળો આવે. વ્હવહાર તો હાચવો પડે, આપડે જયે ને ફટાફટ જમી ને વ્યહાર આપી ન.

ના ના ના, એવું કાય નહીં, મારે પણ ગુલાબજમું ખાવા મળે ને. અ ના, ભઈ એ તો કરેલા હોય.

ના ના. એ તો ચીઝ ભાવે નય જ તો પછી?

હારું. રસગુલ્લા ભાવે મને.

એવું, મારો ભઈ લાવે છે ત્યાંનું Famous એની Posting કલકત્તા થાય છેને ત્યાં આગળ હતા ને ત્યાંથી લાયા તા બે ત્રણ વખત હા હવે.

એ તો Army માં તો Life એવી જ હોય ને. હમ. કાશ્મીર ગયા તા. કાશ્મીર માં રયા તા. પછી લડાખ ગયા ત્યાં પછી બાંગ્લાદેશ Last post હા બિચારા એ તો એમને જ ખબર હોય કે કેવી Life હોય એમને.

બસ આ ઘર થી Job job થી ઘરે બધા મજા માં છે. છોકરો અત્યારે Computer class ચાલુ કર્યું છે. ઘરે બેહી ને કાઢેદસમાં માં છે. Exam પતિ ગઈ ને હવે પરીક્ષા આવશે આવતા મહિના આતો Computer માં Basic ચાલુ છે. બીજું તો ઘરે જે Activity કરાઇયે તે ચાલુ છે. English ની પછી Maths ની થોડીક Practice કર ફરવા ભી એને મળે છે અત્યારે Vaction છે એટલે ફરવાનો ભી ચાલુ છે.

તમારો શું Dialogue તમ તમારી Life અલગ છે અમારી Life અલગ છે એમાં હુ. ભઈ એ જ તો અમારું કામ છે. જો ઘરે જઇયે તો ઘર નું કામ Office આઇયે તો Office નું બીજું તો કઈ ફરવા જવાનું તો જ નાઈ. હસમુખલાલ કઈ નાઈ એ તો મજા કરે છે. બોલો તમારી શું ચાલે છે તમારી Life માં?

આમ તો ગમે એમ જાય જય આવ્યા એમાં શું છે. આ જો જો Office માં રજા નહિ મળતી